આરંડી નો ખોળ્ adapter એ અઢીસો ત્રણસો કિલોગ્રામ ના હિસાબે વાવેતર પહેલા છાસ માં આપવાથી ધયન સામે રક્ષણ મળે છે metarhizium જેમ એનો એનો સ્લો સો સોકલી નામની ફૂગ એક થી દોઢ કિલો પ્રતિ એડેપ્ટરે મકાઇ નું વાવેતર કરતાં આપવાથી ધ્યાન નું સારું નિયંત્રણ મડે છે ઊભા પાક માં આ જે જીવાત નું ઉપદ્રવ જોવા મળે તો આ મળે તો clorofi ફોર એડપટરે ચાર liter પ્રમાણે પાણી સાથે આપવાથી સારું નિયંત્રણ મળે છે જો પીએચ ની સગવડ ના હોય તો પંપ ધ્વારા નોજલ નોજલ five for અઢી પચ્ચીસ ત્રીસ મિલિદવા દવા દસ liter પાણી માં મિશ્રણ મગફડી ના મૂળ પાસે પાસે પડે તે રીતે રેડવા રેડવાથી નિયંત્રણ

રેતી એક તરે ઍક તરે વિસ્તાર માં સોડ ના થડ પાસે સૂકવી ત્યાર બાદ જો વરસાદ ના હોય તો રોપીએ

કરવો જેથી ફૂગ નો ચેપ લાગે નઇ બીજ ને વાવ વાવતા પહેલા એક કિલોગ્રામની દીઠ ત્રણ થી ચાર ગ્રામ septum કે theorem કે memopozy ની દવા અથવા કારબોનડી કારબોનડી જેમ દવાનો આપવાનો વાવેતર કરવું આ રોગ આ રોગ ના નિયત્રણ માટે બીજ ને વાવવું વાવતા પહેલા એક કિલો એક કિલો ગ્રામ બીજ દીઠ ત્રણ થી ત્રણ થી ચાર ગ્રામ capture કે Thairum છે દિવેલા batch નો અગત્ય નો ખાધ તેલિબિયાનો તેલીબિયાં નો રો રોકડીઓ પાક છે દિવેલ ઔધોગિક મહત્વ વધુ વધુ હોય તેના ઉપયોગ દવા થી માંડી ને વિવિધ ઉધ્યોગો માં થાય છે plastic સાબુ મિ hardplastic સીટો રબર કર cosmetic item અને દવાઓનો વપરાસ માવાનો ઉપયોગ પૂ પૂઠાં અને સમાચાર પસતો માટેના કાગળ થી બનાવ બનાવટ માં કરવામાં આવે છે દિવેલ ના પણ ફળ માં રહેલ રેસમ રેસમ નામના ફેકી તત્વ ના લિધે તે પાસુઓ ના ખાણ ખાણ દાન માં વાપરી સકાતો નથી પરંતુ તેમાં ચાર ટકા nitrogen તત્વ જમીન ની ફળદ્રુપતા સુધારવા કેન્દ્રિત ખાતર તરીકે એ ખૂબ ખૂબ જ ઉપયોગી છે

દુનિયા ના કુલ વાવેતર વિસ્તાર માં પચાસ ટકા વિસ્તારની કુલ ઉત્પાદન સાહીઠ ટકા ઉત્પાદન ભારતમાં થાય છે દેશમાં દિવેલા નું વાવેતર ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં મુખ્યત્વે કરવામાં આવે છે ભારત દિવેલાનું વાવેતર કુલ આઠ point ત્રીસ લાખ માં થાય છે જ્યારે ઉત્પાદન અને ઉત્પાદક ઉત્પાદકતા અનુક્રમે ચૌદ point એકવીસ લાખ ટન અને એકહજાર સાતસો થી એક કિલોગ્રામ એ કેસે વરસ બે હજાર સોડ દિવેલ ના ઉત્પાદન માં દુનિયા માં ભારત નું સ્થાન પ્રથમ છે અને ગુજરાત રાજય વિસ્તાર ઉત્પાદન અને ઉત્પાદકતા દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે ગુજરાત માં દિવેલાનું વાવેતર કરતાં જિલ્લાઓમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, અને જુનનાગઢનો સમાવેસ થાય છે ગુજરાતમાં દિવેલાનું વાવેતર કુલ પાંચ point એકતાળીસ લાખ એડેકટરમાં થાય છે જ્યારે ઉત્પાદન અને ઉત્પાદકતા અનુક્રમે અગિયાર point એક્વિસ લાખ ટન અને બે હજાર બોત્તેર કિલોગ્રામ approax બે હજાર સોડ સતર ટકી રહેવાની વધૂ સકતી ઓછો ખર્ચ વધુ આર્થિક નફો આપતો થતાં વસારોગ જીવાત જીવાતના પ્રશ્નો કે કારણો દિવેલાનો પાક પીઍફ થતાં બિનપએફ તરીકે દેશના ગણા રાજ્યોના ખેડૂતોનો લોકપ્રિય થવાથી તેનો વાવેતર વિસ્તાર વરસ વારસો વરસ જડપી થતો રહસે દિવેલા લાંબા ગાળાના

કાળી જમીન ઓછી માફક આવે છે જો કે મધ્યમ ઊંડી જમીનમાં આ પાક લઈ સકાય છે સારા સારા નિતારણ નિકારણ વાળી મધ્યમ વાળી કાળી ગોરાળું ગોરાળું અને રેતાળ ગોરાળું જમીન આ પાકને ખૂબ જ માફક આવે છે પાણી ને ખેત ખેત પ્રતિકારક શક્તિ ધરાવતો કોઈ બિન પાક તરીકે સૂકા વિસ્તારમાં સારું ઉત્પાદન આપે છે છતાં તેજ ખેતી માં બે ત્રણ બેથી ત્રણ ગણું ઉત્પાદન આપે છે આ પાક વધુ પડતી ઠંડી ઠંડી અને ઇયળ સહન કરી સકતો નથી આ પાકની વાવણી માંતો ઉનાળામાં ઊંડી ખેડ થતાં વાવણી ફક્ત એ હળ ની એક ખેs અને બે કરોડ ની ખેડ કરી સમાર સમાર મારી જમીન સમતોલ કરી વાવેતર કરવું. ગુજરાત રાજયમાં ખેડૂતો ને વધુ ઉત્પાદન લેવા દીવાલની નીચે મુજબ સુધારાલાયક hybrid જાતો વાવેતર વાવેતર માટે ભલામણ કરવામાં આવે છે દિવેલા લાંબાગાળાનો પાક વય વધુ ઉત્પાદન મળે મેળવવા તથા જમીનની ફળદ્રુપતા ફળદ્રૂપતા જાળવી રકવા માટે એક્ટર દીઠ દસ દસ ટન પાક ના દસ ટન છાણિયું ખાતર એક એક ટન દિવેલી ખોડ જમીન તૈયાર થતી વખતે સાથમાં સાથમાં આપવું આ બંને ના મળી સકે તો ગુણના પ્રથમ અવકરિયા ગુણ આઠવારિયો ગુવાર કે સળ સળ નો લીલો કરવો દિવેલ દિવેલના પાક માટે કુલ એકસો વીસ કીલ nitrogen તથા પચ્ચીસ કિલોગ્રામ phosphorus પછી એડેપ્ટર રાસાયણિક ખાતર આવતું જેમાંથી ચાલીસ કિલો nitrogen તથા પચીસ કિલો phosphorus

સરખાવતા નાખતા માં આપવું જે જેથી એ દિવેલા હામે સુકરા સામે પ્રતિકારક અને વધુ ઉત્પાદન જાતને એકસો એસી આપણું nitrogen ચાર સરખા નાખતાંમાં વાવણી સમયે તથા વધારે ઉત્પાદન મળે છે છેલ્લા સાંસોધન પ્રમાણે દિવેલના પાકને એકલા રાસાયણિક ખાતર આપવા આપ આપવા કરતાં નીચે પ્રમાણે સંકલિત ખાતર આપવાથી વધુ ઉત્પાદન તથા આવક મળે છે તેમજ જમીન ફળદ્રુપતા પણ જળવાય રહે છે

પછીમાં આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે જમીનમાં લોહ ચાર point પંદર પીપીએમ અને સે સજ્જત જીરો point ચાર પીપીએમની ઉણપ ઉણપ હોય તેવી જમીનમાં દિવેલ નું વધુ ઉત્પાદન મેળવવા માટે જમીનના ચકાસણી અહેવાલ અનુસાર હેડએક્ટર હેક્ટર દીઠ પંદર કિલો sulphet અને આઠ કિલ zinc sulphet આપવું અથવા સરખામને ગ્લેડ પાંચ સુક્ષમથનક કોઈ મિશ્રણ વાવણી સમયે પાયાના આપવું જેમાં બે કિલો આઠ ટકા

માં પિસ્તાળીસ દિવસ સુધી મૂંડામણ ન કરવામાં આવે તો ત્રીસ થી બત્રીસ ટકા જેટલું ઉત્પાદન ઘટે છે આથી પાક આથી પાકને સરૂઆત માં નીંદામણ મુક્તા રાખ મુક્તા રાખવું બે બે આંતર સેટ થતાં એક થી બે વખત હાથથી નીંદામણ કરવું દિવેલા માં ત્રણ દિવસ સુધી મુખ્ય માળ માળ આવી જતાં છતાં ડાંડીઓનો પોણો ઉગ ઊગતી હોવાથી ત્યારબાદ આંત આંતરખેડ કરવી નઇ મજૂરોની અછત ની પરિસ્થતિમાં કેન્ડીમાં કેન્ડીથી કેન્ડીની થેલી અથવા ક્લો chlorine નવ કિગ્રા એ સક્રિય તત્વ મુજબ બીજી બીજ ની વાવણી બાદ પરંતુ બીજ અને નીંદામણ પૂરણ એ લગતી emergency તરીકે છંટકાવ કરવો દિવેલા august માં થતાં છોડ આંતરે વાવતો પાક હોવાથી સએમાં ફુગાળાના સ સમસ્થ પાકો લઈ વધારે આવક મેળવી સકાય છે મગ, સૂર્યમુખી , સોયાબિન, અડદ, તલ, માગફળી, તથા બીટ બિટિકપાસ સાથે દિવલ આંતરપાક

એક લાઇન દિવેલાની વાવણી માટે બાકી એ જ રીતની વાવણી કરવામાં આવે છે ત્યારબાદ august માસના બીજા પખવાડિયા દરમિયાન ખાલી રાખેલ line માં દિવેલાની વાવણી બે છોડ વચે સાત સેડ સાહિટ થી પાસેટ સાહિટ થી પંચોતેર સેમી અંતર રાખી ને કરવામાં આવે છે ચોમાસા ના પાકને પાકણી પછી દિવેલા પાકનો વિસ્તાર સારો થાય છે અને દિવેલાનું પૂરેપૂરું ઉત્પાદન વાવે છે આ પદ્ધતિ માં ચોમાસું પાકોનું ઉત્પાદન વધારાનું વધારાનું મળે છે ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં દિવેલા મગફડી ઍક મગફડીના પ્રમાણમાં વાવણી વાવણી પહેલા મગફડી ને તેની ફલામળ પચાસ ટકા પચાસ ટકા તથા દિવેલોને સો ટકા મુજબ ખાતર આપવું દિવેલાપાકને જીવનકાળ દરમિયાન જમીનને અને તે સંગ્રહ શક્તિ મુજબ છ થી આઠ ભેજની જરૂર પડે છે જેમાં પ્રથમ પાક ભેજ વરસાદ બંધ થયા પછી પંદર વીસ દિવસમાં પંદરવીસ દિવસના ગાળે થતાં બાકીના વીસ પચીસ દિવસના ગાળે આપવા

છત્રી ટકા વધુ ઉત્પાદન મળે છે આ પદ્ધતિથી આંતર દિવસ દિવસે ઑ october, november માસ ના ચાલીસ મિની મિનિટ છતાં december થી february માર્ચ દરમિયાન ત્રીસ મિનિટ પાણી આપવું દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ટપકસિંચાઇ પદ્ધતિ ઓગણત્રીસ પીએચ બતાવો થાય છે તથા તેત્તાળી ટ્કા વધુ ઉત્પાદન મળે છે જ્યારે મધ્ય ગુજરાતમાં ટપક સિંચાઇ પદ્ધતિથી તોત્તેર ટકા પાણીની બચત થ થવું ઉપરાંત તેવીસ ટકા જેટલું વધારે ઉત્પાદન મળે છે ટપક પદ્ધતિ થી પાણીની સામે પાણીની સાથે સાથે nitrogen દસ પાક સંરક્ષણ

માંથી મુખ્ય જીવ જીવાત માટે ઓડિયા ઇયળો નિયંત્રણ માટે આ ઇયળો નો ઉપદ્રવ ઑ august september માસ માં જોવા મળે છે ઈયળો પણ પાન ખાઈ જાય છે વધુ ઉપદ્રવ હોય તો છોડ પાન સૂકવી દિવેલા કાથ કથવાના થ્રેસરથી યોગ્ય કાળા વાળી કાળા વાળી જાળી રાખી ને દાણ છુટ્ટા પાડીને બરાબર સાફ કરી ઉત્પાદન વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે દિવેલા ના દવા દાણાનું ઉત્પાદન પિએચ ખેતી માં સરેરાસ પાંત્રીસ કિલોગ્રામ અને બિનપીએચ ખેતીમાં સરેરાસ પંદરસો કિલોગ્રામ મળે છે પાકની વાવણી માટે માટે ભલામણ કરેલ જોઈતા પ્રમાણે ઉપયોગ કરવો સુકરાના સુકારાના રોગ સારંસ સામે પ્રતિકારક સક્તિ ધરાવતી જાતો જેવી કે જીસીએચ ચાર સીસીએચ પાંચ

ઉપનાસબદ theorem કિલોગીરી ત્રણ ગ્રામ અથવા બપીએચ ના ખેતી માટે august ના બીજા